લિનક્સ એન્વાર્નમેન્ટ અને તેના કુશળતાપૂર્વક ઉપયોગના માર્ગો દર્શાવતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
આ ટ્યુ્ટોરીઅલમાં રહેલ ઉદાહરણોને પ્રદર્શિત કરવા એક લિનક્સ સિસ્ટમની જરૂર પડશે
અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશોફાઈલ સિસ્ટમ અને શેલ વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો
જો તમને રસ હોય અથવા આ વિભાવનાઓને વધારે સમજવા માંગતા હોવ તો આ તમે અમારી વેબસાઈટ પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપરથી મેળવી શકો છો
વળી લિનક્સ અક્ષર પ્રકારસાદા કે કેપિટલને સંવેદનશીલ છેજ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે
ઓપરેટીંગ સિસ્ટમનો તમારા સાથેનો વર્તાવતમારા આદેશોનો જવાબતમારી ક્રિયાઓનું અર્થ ઘટન વગેરેનું નિરાકરણ લિનક્સ એન્વાર્નમેન્ટ લાવે છે
શેલની સેટિંગમાં પરિવર્તન કરી લિનક્સને હજી વધુ વૈવિધ્યપૂર્ણ બનાવી શકીએ
ચાલો આ બધું કેવી રીતે થાય છે તે સમજીએ
શેલની વર્તણુક શેલ વેરીએબલ દ્વારા મેળવી શકાય છે
શેલ વેરીએબલો મુખ્ય બે પ્રકારના છે અંદ એન્વાર્નમેન્ટ વેરીએબલ અને લોકલ વેરીએબલ તેઓ ઉપયોગકર્તાના સંપૂર્ણ એન્વાર્નમેન્ટમાં ઉપલબ્ધ હોવાથી તેને એન્વાર્નમેન્ટ વેરીએબલ કહેવાય છે
તેઓ શેલદાખલા તરીકે શેલ સ્ક્રિપ્ટો પ્રદર્શિત કરનાર શેલ દ્વારા બનાવેલ નિમ્ન શેલોમાં પણ ઉપલબ્ધ હોય છે
લોકલ વેરીએબલજેમ તેમનું નામ સૂચવે છે તેઓ વધુ પ્રતિબંધિત અથવા મર્યાદિત ઉપલબ્ધતા ધરાવે છે તેઓ શેલ દ્વારા સર્જેલા નિમ્ન શેલોમાં ઉપલબ્ધ નથી હોતા
આ ટ્યુ્ટોરીઅલમાં આપણે મુખ્ય રીતે એન્વાર્નમેન્ટ વેરીએબલોની વાત કરીશુંતો ચાલો પહેલા જોઈએ કે આ શેલ વેરીએબલોની કિંમત કેવી રીતે જોઈ શકાય
વર્તમાન શેલમાં ઉપલબ્ધ બધા વેરીએબલો જોવાઆપણે આદેશ સેટ આપીશું
ટર્મિનલ ઉપર સેટ ખાલી જગ્યા ઉભી લીટી મોરે લખી એન્ટર દબાવીએ
આપણે વર્તમાનના બધા શેલ વેરીએબલો જોઈ શકીએ છીએ
ઉદાહરણ તરીકેહોમ એન્વાર્નમેન્ટ વેરીએબલ જુઓ અને તેને સોંપાયેલ કિંમત જુઓ
યાદીમાં જોવા એન્ટર દબાવીએ અને બહાર આવવા ક દબાવીએ
વેરીએબલોની યાદીને વિવિધ પૃષ્ઠોમાં વ્યવસ્થિત રીતે પ્રદર્શિત કરવા અહીં સેટના આઉટપુટને ક્રમમાં લીધેલ છે
માત્ર એન્વાર્નમેન્ટ વેરીએબલો જોવા આદેશ ઇએનવી આપીએ
ટર્મિનલ ઉપર ઇએનવી ખાલી જગ્યા ઉભી લીટી મોરે લખીએ અને એન્ટર દબાવીએ
ઉદાહરણ તરીકેશેલ વેરીએબલને જુઓ જેની કિંમત bin bash છે
ફરીયાદીમાંથી બહાર આવવા તમારે ક દબાવવું પડશે
હવે ચાલો લિનક્સના થોડા મહત્વના એન્વાર્નમેન્ટ વેરીએબલ વિશે ચર્ચા કરીએ
આપણે આપણા બધા પ્રદર્શન માટે બેશ શેલનો ઉપયોગ કરીશું
વિવિધ શેલો સહેજ અલગ રીતે વૈવિધ્યપૂર્ણ છે
વેરીએબલ હકીકતમાં શેનો સંગ્રહ કરે છે તે જોવા આપણને તે વેરીએબલના નામની આગળ ચિહ્ન રાખી તેની સાથે એચો આદેશનો ઉપયોગ કરવો પડશે
પ્રથમ એન્વાર્નમેન્ટ વેરીએબલ આપણે જોઈશું તે શેલ વેરીએબલ છે
તે વર્તમાન શેલનું નામ સંગ્રહ કરે છે
શેલ વેરીએબલની કિંમત જાણવાટર્મિનલ ઉપર એચો ખાલી જગ્યા કેપિટલમાંS H E L L લખી એન્ટર દબાવીએ
અહીં bin bash શેલ છે જ્યાં આપણે હમણાં કાર્ય કરી રહ્યા છીએ
બીજો વેરીએબલ હવે હોમ છે
જયારે આપણે લિનક્સમાં લોગઇન થઈએત્યારે તે આપણને સામાન્ય રીતે આપણા ઉપયોગકર્તા નામ પછી આવતી ડિરેક્ટરીમાં સ્થાપિત કરે છે
આ ડિરેક્ટરી હોમ ડિરેક્ટરી કહેવાય છે અને આ એ છે જે હોમ વેરીએબલમાં ઉપલબ્ધ છે
કિંમત જોવાટર્મિનલ ઉપર એચો ખાલી જગ્યા કેપિટલ માં h o m ઇ લખી એન્ટર દબાવીએ
બીજો એન્વાર્નમેન્ટ વેરીએબલ પાથ છે
પાથ વેરીએબલ ડિરેક્ટરીઓના એબ્સોલ્યુટ પાથ ધરાવે છે જેને શેલ પ્રદર્શિત થતા આદેશને સ્થાનીત કરવા શોધે છે
ચાલો પાથ વેરીએબલની કિંમત જોઈએ
ફરી ટર્મિનલ ઉપર એચો ખાલી જગ્યા P A T Hકેપિટલમાં લખી એન્ટર દબાવીએ
મારા કમ્પ્યુટર ઉપર તે ડિરેક્ટરીઓ user local sbin user bin વગેરે બતાવે છે
000557 000459 આ એક સિસ્ટમથી બીજામાં સહેજ બદલાય શકે છે
તે હકીકતમાં ડિરેક્ટરીઓની યાદી છે જે વિરામચિહ્ન દ્વારા અલગ કરેલ છેજેમાંથી શેલ આ ક્રમમાં પ્રદર્શિત થતા આદેશને શોધે છે
આપણે આપણી ડિરેક્ટરી પણ આ યાદીમાં ઉમેરી શકીએ જેથી આપણી ડિરેક્ટરી પણ શેલ દ્વારા શોધાય છે
આપણી પોતાની ડિરેક્ટરી ઉમેરવા ટર્મિનલ ઉપર લખો
કેપિટલમાંP A T H ફરી કેપિટલ માંP A T H 160 homeમારા હોમ ડિરેક્ટરીનું નામ એન્ટર દબાવીએ
હવે જો આપણે પાથની કિંમતને એચો કરીએ તો આપણી ઉમેરેલી ડિરેક્ટરી પણ પાથ વેરીએબલનો એક ભાગ થઇ જશે
જુઓ હવે ડિરેક્ટરી અહીં હાજર છે
અન્ય રસપ્રદ વેરીએબલ લોગનેમ છે
તે હાલમાં સક્રિય રહેલા ઉપયોગકર્તાનું ઉપયોગકર્તા નામ સંગ્રહ કરે છે
આની કિંમત જાણવા એચો ખાલી જગ્યા LOGNAME લખી એન્ટર દબાવીએ
જયારે આપણે ટર્મિનલ ખોલીએ છીએ આપણે ડોલર ચિહ્ન જોઈએ છીએજે પ્રોમ્પ્ટ છે જ્યાં આપણે આપણા બધા આદેશો આપીશું
આ પ્રાથમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા છે જે એન્વાર્નમેન્ટ વેરીએબલ પીએસ1 દ્વારા રજુ થયેલ છે
વળી માધ્યમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા પણ છે
જો આપણો આદેશ લાંબો છે અને તે એકથી વધુ લીટી લે છે તો બીજી લીટીથી આપણે જીટી ચિહ્નને પ્રોમ્પ્ટ રૂપે જોઈશું
આ માધ્યમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા છે જે એન્વાર્નમેન્ટ વેરીએબલ પીએસ2 દ્વારા રજુ થયેલ છે
માધ્યમિક કમાંડ પ્રોમ્પ્ટની કિંમત જોવા ટર્મિનલ ઉપર એચો ખાલી જગ્યા PS2 લખી એન્ટર દબાવીએ
આપણે આપણી પ્રાથમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા બદલી શકીએ છીએ જેમકે એટ ધી રેટltgt પ્રોમ્પ્ટ રીતે લઈએ
આ કરવા પીએસ1 હવે અવતરણની અંદર જ એટી થે રતે લખી એન્ટર દબાવીએ
હવે ડોલર ચિહ્નની જગ્યાએ આપણે એટ ધી રેટ ચિહ્ન પ્રોમ્પ્ટ સ્વરૂપે જોઈ શકીએ છીએ
આપણે કઈ રસપ્રદ કરી શકીએજેમકે આપણે આપણું ઉપયોગકર્તા નામ પ્રોમ્પ્ટ ઉપર પ્રદર્શિત કરી શકીએ
હવે પીએસ1 કેપિટલમાં અવતરણની અંદર જ LOGNAME લખી એન્ટર દબાવીએ
હવે મારુ ઉપયોગકર્તા નામ મારુ પ્રોમ્પ્ટ છે
આગલી સ્થિતિમાં પાછા ફરવા પીએસ1 અવતરણોમાં લખી એન્ટર દબાવીએ
આપણે ઘણા એન્વાર્નમેન્ટ વેરીએબલોને કિંમતો સોપી
પણ યાદ રાખો કે આ ફેરફાર માત્ર વર્તમાન સત્ર માટે જ લાગુ પડે છે
જેમકે આપણે હમણાં જ આપણી ડિરેક્ટરીને પાથ વેરીએબલમાં ઉમેરી
જો આપણે ટર્મિનલ બંધ કરી અને તેને ફરી ખોલીએ અથવા તેની સાથે એક નવું ટર્મિનલ ખોલીએ અને એચો દ્વારા પાથ વેરીએબલની કિંમત ચકાસીએ તો આપણે જોઈશું કે આપણે કરેલા ફેરફારો હવે અસ્તિત્વ ધરાવતા નથી
આપણા ફેરફારોને સ્થાયી રાખવાના તરીકાઓનો બીજા અદ્યતન ટ્યુટોરીયલમાં સમાવેશ થયેલ છે
ઘણીવાર આપણનેઆપણે ભૂતકાળમાં અમલમાં મુકેલા આદેશોને ફરી અમલમાં મુકવાની જરૂર પડતી હોય છેતો શું કરવુંશું આપણે આખો આદેશ ફરી લખીશું
નાતેના માટે ઘણા ઉકેલો છે
પ્રથમ રીતજો તમે કીબોર્ડની અપ કળ દબાવો તો તમે ભૂતકાળમાં આપેલો છેલ્લો આદેશ જોઈ શકો છો
અપ કળ દબાવતા રહો તો તમને ભૂતકાળના આદેશો મળતા રહેશે
પાછા ફરવા ડાઉન કળ દબાવીએ
પણ જયારે તમને ઘણા આદેશો મારફતે સ્ક્રોલ કરવું પડે તો આ ઘણું કંટાળા જનક અને જટિલ થઇ જતું હોય છેઆનાથી સારો વિકલ્પ છે હિસ્ટરી આદેશનો ઉપયોગ કરવો
પ્રોમ્પ્ટ ઉપર હિસ્ટોરી લખો
અને એન્ટર દબાવીએજુઓ પહેલા અમલમાં મુકેલા આદેશોની યાદી પ્રદર્શિત થાય છે
જો વિશાળ યાદીને બદલે તમે છેલ્લા દસ આદેશો જોવા માંગતા હોવ તો હિસ્ટોરી ખાલી જગ્યા 10 લખી એન્ટર દબાવીએ
નોંધલોઆ યાદીમાંભૂતકાળમાં અમલમાં મુકાયેલ દરેક આદેશોને એક આંક સોંપાયેલ છે
કોઈ ચોક્કસ આદેશને ફરી અમલમાં મુકવા આશ્ચર્યચિહ્ન સાથે આદેશનો આંક લખો જેમકે હું 442 લઉં તો તે એચો ખાલી જગ્યા path આદેશ અમલમાં મુકે છે
જો તમારે છેલ્લો આદેશ અમલમાં મુકવો હોય તો માત્ર બે વાર આશ્ચર્યચિહ્ન લખી એન્ટર દબાવો
હવે આપણે જોઈશું તેને ટીલ્ડ સબસ્ટીટ્યુશન કહેવાય છે
ટીલ્ડ અક્ષર હોમ ડિરેક્ટરી માટે શોર્ટહેન્ડ છે
તો તમારી પાસે હોમ ડિરેક્ટરીમાં ટેસ્ટટ્રી નામની ડિરેક્ટરી છેતે ઉપર પહોંચવા સીડી ખાલી જગ્યા ટીલ્ડ testtree લખીએ
વર્તમાનમાં વપરાય રહેલી ડિરેક્ટરી અને છેલ્લી વાપરેલી ડિરેક્ટરી વચ્ચે ટોગલ કરવા આદેશ સીડી ટીલ્ડ હાઈફન અથવા માત્ર સીડી હાઈફન હવે આપણે ટેસ્ટટ્રી ડિરેક્ટરીમાં છીએછેલ્લી ડિરેક્ટરી જે આપણે જોઈ એ હોમ ડિરેક્ટરી હતી
જો આપણે સીડી ખાલી જગ્યા બાદબાકીનું ચિહ્ન આપીએ અને એન્ટર દબાવીએ તો તે હોમ ડિરેક્ટરીમાં જશે
ફરી તે આદેશ આપવાથી તે પાછું ટેસ્ટટ્રી ડિરેક્ટરી ઉપર લઇ જશે
છેલ્લો પણ ઘણો મહત્વનો આદેશ આપણે જોઈશું તે છે એલીયાસ આદેશ
એવું થઇ શકે છે તમારી પાસે લાંબો આદેશ છે જેને વારંવાર ઉપયોગમાં લેવાય છે
આ સ્થિતિમાં આપણે તે આદેશને એક નાનું ઉપનામ એટલે કે એલીયાસ આપી શકીએ અને તેને અમલમાં મુકવા આ ઉપનામ નો ઉપયોગ કરી શકીએ
ધારોકે તમારી પાસે એક લાંબુ ડિરેક્ટરીઓનું સ્તરીકરણ છે જેનો તમે સંગીત માટે વારંવાર ઉપયોગ કરો છોતો તેના માટે તમે આ પ્રમાણે ઉપનામ બનાવી શકો
અલિયાસ ખાલી જગ્યા સીડીમ્યુઝિક બે અવતરણ ચિહ્નોમાં સીડી ખાલી જગ્યા સ્લેશ હોમ સ્લેશ મારા હોમ ડિરેક્ટરીનું નામ સ્લેશ મ્યુઝિક લખી અને એન્ટર દબાવીએ
હવે દર વખતે જયારે તમારે આ ડિરેક્ટરી ઉપર જવું હોય માત્ર સીડીમ્યુઝિક લખી એન્ટર દબાવવાનું રહેશે
જુઓ હવે આપણે મ્યુઝીક ડિરેક્ટરીમાં છીએ
આગલી વપરાય રહેલી ડિરેક્ટરીમાં પાછા ફરવા પ્રોમ્પ્ટ ઉપર સીડી ખાલી જગ્યા માઇનસ લખીએ
આપેલા ઉપનામને રદ કરવા માત્ર યુનાલિયાસ ખાલી જગ્યા સીડીમ્યુઝિક લખી એન્ટર દબાવીએ
હવે જો તમે ટર્મિનલ ઉપર સીડીમ્યુઝિક આપો તો તમને આદેશ અસ્તિત્વમાં નથી એવો એરર સંદેશ મળે છે
ધારોકે આપણી હમણાં વપરાતી ડિરેક્ટરીમાં બે ફાઈલોtest1 અને ટેસ્ટ2 છે
અને જો આપણે આરએમ ટેસ્ટ1 આપીએ તો ટેસ્ટ1 રદ થઇ જાય છે
આપણે જાણીએ છીએ કે આરએમ આદેશનો i વિકલ્પ રદ પ્રક્રિયાને ક્રિયાપ્રતિક્રિયા કરનાર બનાવે છે
તો આપણે આ રીતે ઉપનામ સેટ કરી શકીએalias rmrm ખાલી જગ્યા i હવે જયારે આપણે આરએમ આપીશુંતે હકીકતમાં આરએમ i અમલમાં મુકશે
તો આપણે જોયું કે જયારે ટેસ્ટ1 રદ થાય છેસિસ્ટમ ટેસ્ટ2 રદ કરતા પહેલા પૂછે છે
તો તમે આ ટ્યુ્ટોરીઅલમાં એન્વાર્નમેન્ટ વેરીએબલહિસ્ટરી અને એલીયાઝીંગ વિશે શીખ્યા
અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે
મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટી ના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે
આ ટ્યુ્ટોરીઅલની સ્ક્રીપ્ટ અનીરબન દ્વારા બનાવેલ છે